નમસ્તે મિત્રો
ઇન્ટ્રોડક્શન ટીઓ જમોલ એપ્લિકેશન જેમોલ એપ્લીકેશનનાં પરિચય પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં હું આપેલ વિશે વિસ્તારપૂર્વક સમજાવીશ જમોલ એપ્લીકેશન વિન્ડો અને કેટલાક સામાન્ય ઓપરેશનો
આપણે આપેલ વિશે શીખીશું મેનું બાર મેનુ બાર ટૂલ બાર ટૂલ બાર અને જમોલ પેનલ
કેવી રીતે જમોલ પેનલનાં માપમાં ફેરફાર કરવું
સાદા સેન્દ્રિય પરમાણુઓનાં મોડેલો બનાવવા
મિથાઇલ નાં જૂથ સાથે હાઇડ્રોજન ને સબસ્ટીટ્યુટ કરીને પરમાણુઓની રચના કરવી
સાથે જ આપણે શીખીશું સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડવી અને ઈમેજને mol ફાઈલ તરીકે સંગ્રહવી
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે માધ્યમિક શાળાકીય રસાયણશાસ્ત્ર અને સામાન્ય સેન્દ્રિય રસાયણશાસ્ત્ર આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 1204 જમોલ આવૃત્તિ 1222 અને જાવા આવૃત્તિ 7 કૃપા કરી નોંધ લો
જમોલ એપ્લીકેશન સુગમતાથી કામ કરે તે માટે તમારી પાસે તમારી સીસ્ટમ પર જાવા સંસ્થાપિત હોવું જરૂરી છે
જમોલ એપ્લીકેશન વિશે
આ એક મફત અને મુક્ત સ્ત્રોત મોલિક્યુલર વ્યૂઅર મોલેક્યુલર વ્યુઅર છે
આનો ઉપયોગ રાસાયણિક બંધારણોની 3 પરિમાણીય રચનાઓ બનાવવા માટે અને તેને જોવા માટે થાય છે
સાથે જ તેને પ્રોટીન્સ પ્રોટેઈન્સ અને મેક્રોમોલિક્યુલ્સ મેક્રોમોલેક્યુલ્સ ની સેકેન્ડરી રચનાઓ જોવા માટે પણ વાપરવામાં આવે છે
ડાઉનલોડ અને સંસ્થાપન વિશે માહિતી ઉબુન્ટુ ઓએસ માટે જમોલ નું સંસ્થાપન ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર દ્વારા થાય છે
અમારી વેબસાઈટ wwwspoken tutorialorg પર આવેલ લિનક્સ લીનક્સ શ્રેણીમાનાં આ ટ્યુટોરીયલનો સંદર્ભ લો
વિન્ડોવ્ઝ મેક ઓએસ અને એનડ્રોઇડ ઉપકરણ પર સંસ્થાપન કરવા માટે કૃપા કરી wwwjmolsourceforgenet નો સંદર્ભ લો
અને સંસ્થાપન કરવા માટે વેબ પુષ્ઠ પર આપેલી માહિતી અનુસરો
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વાપરીને મેં પહેલાથી જ મારી સીસ્ટમ પર જમોલ એપ્લીકેશન સંસ્થાપિત કરી દીધી છે
જમોલ એપ્લીકેશન ખોલવા માટે દશ હોમ ડેશ હોમ પર ક્લિક કરો
સર્ચ બોક્સમાં જમોલ ટાઈપ કરો
સ્ક્રીન પર જમોલ આઇકોન દ્રશ્યમાન થાય છે
જમોલ એપ્લીકેશન વિન્ડો ખોલવા માટે જમોલ આઇકોન પર ક્લિક કરો
જમોલ એપ્લીકેશન વિન્ડોમાં ટોંચે મેનું બાર મેનુ બાર આવેલ છે
મેનું બાર મેનુ બાર ની નીચે ટૂલ બાર ટૂલ બાર છે
અહીં આ છે ડિસ્પ્લે એઆરઇએ ડિસ્પ્લે એરિયા જેને જમોલ પેનલ જેમોલ પેનલ તરીકે સંબોધવામાં આવે છે
મેનુ બારમાં ફાઇલ એડિટ ડિસ્પ્લે વગેરે જેવા વિવિધ વિકલ્પો છે
આ દરેકનાં ઉપ વિકલ્પો પણ છે
ટૂલ્સ મેનુમાં અન્ય વિકલ્પો ઉપરાંત અણુઓ વચ્ચેનું અંતર માપનાર ટૂલો પણ છે
આ વિકલ્પો વિશે આપણે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું
હેલ્પ મેનુ જમોલ એપ્લીકેશન વિશે ઘણી બધી ઉપયોગી માહિતી ધરાવે છે
તે યુઝર માર્ગદર્શિકા પણ ધરાવે છે જેમાં દસ્તાવેજીકરણનો સમાવેશ છે
ટૂલ બારમાં ઘણા મેનુ આઇકોનો આવેલા છે
મેનુ આઇકોનો અમુક ચોક્કસ ફંક્શનો ઝડપથી એક્ઝીક્યુટ કરે છે ઉદાહરણ તરીકે ઓપન સવે એક્સપોર્ટ પ્રિન્ટ વગેરે
રોટેટ સિલેક્ટ એ સેટ ઓએફ એટમ્સ મેઝર ડિસ્ટન્સ વગેરે માટે અહીં આઇકોનો છે
પરમાણુ મોડેલો બનાવવા અને એડિટ કરવા માટે મોડેલકીટ આઇકોનનો ઉપયોગ થાય છે
આપણી જરૂર મુજબ જમોલ પેનલને નાનું મોટું કરી શકાવાય છે
કર્સરને કોઈપણ ખૂણે ત્યાં સુધી લઇ જાવ જ્યાં સુધી તે બાણ ચિન્હમાં પરિવર્તિત થતું નથી
હવે ત્રાસી રીતે ઉપર કે નીચે ડ્રેગ કરીને વિન્ડોનાં માપમાં ફેરબદલ કરો
મેનુ બારમાં આવેલ ડિસ્પ્લે મેનુ દ્વારા પણ પેનલનાં માપમાં ફેરબદલ કરી શકાવાય છે
ડિસ્પ્લે મેનુ પર ક્લિક કરો અને રિસાઇઝ વિકલ્પ પસંદ કરો
એક ડાયલોગ બોક્સ ખુલે છે જ્યાં આપણે પિક્સેલ્સ પીક્સલો માં પહોળાઈ અને ઊંચાઈનું માપ આપી શકીએ છીએ
મને 800 બાય 600 પીક્સલ માપનાં વિન્ડોની જરૂર છે
તેથી હું ટાઈપ કરીશ 800 સ્પેસ 600 અને ઓક બટન પર ક્લિક કરીશ
હવે જમોલ પેનલનું માપ બદલીને 800 બાય 600 પીક્સલ થાય છે
ચાલો હવે અમુક સાદા સેન્દ્રીય પરમાણુઓનાં મોડેલો બનાવવા પર આગળ વધીએ
મોડેલકીટ આપણને ઉર્જા ઘટાડા સાથે મોડેલોની રચના કરવાની અને તેને મોડીફાય કરવાની પરવાનગી આપે છે
ટૂલ બારમાં મોડેલકીટ આઇકોન પર ક્લિક કરો
મેથાને મીથેન નું મોડેલ પેનલ પર દ્રશ્યમાન થાય છે
જમોલ પેનલનાં ટોંચે ડાબે ખૂણે એક મેનુ દ્રશ્યમાન થાય છે
આ મેનુની વિશેષતાઓમાં આપેલ ક્ષમતાનો સમાવેશ છે પરમાણુઓને સરળતાથી ઉમેરવા રદ્દ કરવા ડ્રેગ કરવા
ફંકશનલ ગ્રુપ્સ ફંક્શનલ ગ્રુપ્સ ઉમેરવા
બોન્ડો રદ્દ કરવા ઉમેરવા અને ફેરવવા
હાઇડ્રોજન્સ હાઈડ્રોજન્સ ઉમેરવા ફાઈલને મીનીમાઈઝ કરવી અને સંગ્રહવી
વગેરે મેનુમાંની કોઈ એક ચોક્કસ વિશિષ્ટતા વાપરવા માટે આપેલા ચેક બોક્સ પર ક્લિક કરો
મોડેલકીટ ફંક્શન આપણને મિથાઇલ ગ્રુપ મિથાઈલ ગ્રુપ સાથે હાઇડ્રોજન હાઈડ્રોજન પરમાણુ સબસ્ટીટ્યુટ કરવાની પરવાનગી આપે છે
સબસ્ટીટ્યુટ કરવા માટે જોઈતા હાઇડ્રોજન હાઈડ્રોજન પરમાણુ પર કર્સર લાવો
તે હાઇડ્રોજન હાઈડ્રોજન પરમાણુ પર એક લાલ વલય દ્રશ્યમાન થાય છે
પરમાણુ પર ક્લિક કરો
તમને મિથાઇલ મિથાઈલ ગ્રુપ ઉમેરાયાની જાણ થશે
મેથાને મીથેન પરમાણુ હવે એથને ઈથેન માં પરિવર્તિત થયું છે
પહેલા કર્યા પ્રમાણે સમાન પગલું ફરીથી કરો
પ્રોપને પ્રોપેન નું મોડેલ મેળવવા માટે હાઇડ્રોજન પરમાણુ પર ક્લિક કરો
આ પરમાણુ પર એનર્જી મિનિમાઇઝેશન એનર્જી મીનીમાઈઝેશન આપણને સૌથી સ્થિર બંધબેસતાપણું આપશે
એનર્જી મિનિમાઇઝેશન એનર્જી મીનીમાઈઝેશન કરવા માટે મોડેલકીટ મેનુમાનાં વિકલ્પો સ્ક્રોલ કરો
મિનિમાઇઝ મીનીમાઈઝ વિકલ્પ પર ક્લિક કરો
આપણી પાસે હવે પ્રોપને પ્રોપેન પરમાણુનું સૌથી સ્થિર બંધબેસતું મોડેલ છે
આ રચનાને mol ફાઈલ તરીકે સંગ્રહીત કરવા માટે મોડેલકીટ મેનુ ખોલો
મેનું માં નીચે સ્ક્રોલ કરીને સવે ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો
સ્ક્રીન પર સવે ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
તમને જ્યાં તમારી ફાઈલને સંગ્રહવી છે એ ફોલ્ડર પર ક્લિક કરો
મારી ફાઈલને સંગ્રહવા માટે સ્થાન તરીકે હું ડેસ્કટોપ પસંદ કરી રહ્યી છું
તો ડેસ્કટોપ પસંદ કરો અને ઓપન બટન પર ક્લિક કરો
ફાઇલ નામે ફાઈલ નેમ પર જાવ અને ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો પ્રોપને
ફાઇલ્સ ઓએફ ટાઇપ પર ક્લિક કરીને મોલ વિકલ્પ પસંદ કરો
હવે ડાયલોગ બોક્સની જમણી બાજુમાં નીચે આવેલ સવે બટન પર ક્લિક કરો
પ્રોપને પ્રોપેન નું 3ડી 3ડી મોડેલ ડેસ્કટોપ પર mol ફાઈલ તરીકે સંગ્રહીત થશે
જમોલ થી બહાર નીકળવા માટે ફાઇલ મેનુ પર ક્લિક કરો અને એક્સિટ વિકલ્પ પસંદ કરો જેથી પ્રોગ્રામ બંધ થશે
ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા જમોલ એપ્લીકેશન વિન્ડો વિશે
જમોલ પેનલનાં માપમાં ફેરબદલ કરવું
મીથેન ઈથેન અને પ્રોપેન જેવા સાદા સેન્દ્રીય પરમાણુઓનાં 3ડી મોડલ્સ 3ડી મોડેલો બનાવવા માટે ટૂલ બારમાનાં મોડેલકીટ ફંક્શનનો ઉપયોગ કરવો
મિથાઇલ ગ્રુપ મિથાઈલ ગ્રુપ સાથે હાઇડ્રોજન હાઈડ્રોજન સબસ્ટીટ્યુટ કરીને પરમાણુઓની રચના કરવી
સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડવી
અને ઈમેજને mol ફાઈલ તરીકે સંગ્રહવી
જમોલ મોડેલકીટ ફંક્શન વાપરીને આપેલ પરમાણુઓનાં મોડેલો બનાવો 2 4 ડાઇમિથાઇલ પેન્ટને 2 4 ડાયમિથાઈલ પેન્ટેન અને 3 ઇથાઇલ 5 મિથાઇલ હેપ્ટને 3 ઈથાઈલ 5 મિથાઈલ હેપ્ટેન
સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડો
ઈમેજને mol ફાઈલ તરીકે સંગ્રહો
ટૂલ બારમાં આવેલ રોટેટ મોલિક્યુલ વાપરીને મોડેલને ફેરવો
પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
httpspoken tutorialorgWhat is a Spoken Tutorial
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવાબદ્દલ આભાર